આ દ્રશ્ય શહેરના મધ્ય ભાગનું લાગે છે જ્યાં મંદિરો અને ઘણા રહેણાંક મકાન છે.

અહીંયા ફોટા માં ખુલ્લી જગ્યામાં બનેલી એક રેસ્ટોરન્ટ કે બેસવાની વ્યવસ્થા દેખાય છે.

બોટલ્સ વિવિધ રંગોમાં છે જેમ કે પીરા ગુલાબી લીલા નારંગી અને લીલા.

જ્યાં ઘણા લોકો પ્રવેશ માટે ભેગા થયા છે પ્રવેશદ્વાર ઉપર વિવિધ પ્રાણીઓની સુંદર ચિત્રકરા બનાવવામાં આવે છે.

નજીકમાં મોટા વૃક્ષો છે અને પાછળ લીલુંછમ પરિસર છે જે વાતાવરણને શાંત બનાવે છે.

તસવીર માં એક નાવ છે જેના આગળના ભાગમાં બે વ્યક્તિઓ ઊભા છે.

ઈમારતની સામે સુંદર છોડના ગમલા અને લાકડાનો ઝૂલો મૂકવામાં આવ્યો છે.

જેમાં કાચની શોકેસ આને આરામદાયક ચેરો દેખાય છે જમણી બાજુએ દિવાલ પર પંખો લગાવેલો છે.

આ છબીમાં બે મજૂરો બિલ્ડિંગના છતની મરામદ કામગીરી કરી રહ્યા છે.

આ તસ્વીરમાં એક મોટી નાવમાં ઘણા લોકો પાણી વચ્ચે સફર કરતા દેખાઈ રહ્યા છે.

ચિત્રમાં એક ઈલેક્ટ્રિક ઇસ્ત્રીની સાથે પાણી છાંટવાનો સ્પ્રે બોટલ જોવા મળે છે.

ટ્રેન પાટા પર ઉભી છે આ દ્રશ્ય કોઈ રેલ્વે સ્ટેશન પાસેનું હોય એવું લાગે છે.